જેમાં અલગ અલગ ઝાતના છોડવાઓ હોય તેવુ દેખાઈ રહ્યુ છે.

જેમાં ત્રણ ભાઈઓ ઉભા છે ત્રણેય ભાઈઓના હાથ મિલાવેલા લાગી રહ્યા છે.

ડેટોલ જન્ટનો પાવડર હોય તેવું દેખાઈ રહ્યું છે.

અને આગળ-આગળ લીલા ભૂરા કલર ના કેરેટ પડેલા હોય તેવું દેખાય રહ્યું છે.

આકાશ પણ કાળું ને સફેદ એવું દેખાઈ રહ્યું છે પથ્થર બધા પડેલા છે.

એક રૂમ નો ફોટો છે જેમાં ડબલ બેડ ને સેટી મૂકેલી છે.

મચ્છી માર્કેટ છે જેમાં કેસરી કલરની સાડી પેહરીને મોટી ઉંમરના બેન બેઠેલા છે.

ગ્રીન કલર લીલા કલર નો શર્ટ પહેરેલો હોય તેવું લાગી રહ્યું છે.

એક નદીનો ફોટો છે જેમાં પાણી પથ્થર ઉપરથી પાણી નીચે આવી રહ્યું છે.

બે ભાઈ બેઠેલા છે એક ભાઈ બીજા ભાઈ સાથે વાત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

કેસરી અને સફેદ કલર ના ફૂલોની માળા લટકાવેલી છે.

આજુબાજુ બધા થાંભલા જેવા દેખાય છે ઈલેક્ટ્રીક થાંભલાઓ છે.

પછી આજુબાજુમાં બાકડા મુકેલા છે જેમાં બે વ્યક્તિઓ બેઠા હોય એવું દેખાય છે.

બે ટુ વ્હીલર પડેલા છે રેતીનો ઢગલો પડેલો હોય તેવો દેખાય રહ્યું છે.

કોઈ એક જગ્યાએ મજૂરો ચણતર કામ કરતા હોય તેનો ફોટો છે.